bye bye ઘણા બધા ને જીજ્ઞાસા છે wealth create કરવા માટે ઘણા લોકો મહેનત કરી રહ્યા છે એનું સૌથી મોટું અગર આપણે inspiration જોઈએ તો ઘણી બધી movies છે જેમ કે the scam ninety ninety-two the wolf of wall street

તમે મને trading શીખવાડશો તમે પણ આ question તમારા સ્વજનોને કે પછી colleagues ને કે friends ને પૂછ્યું જ હશે તો દોસ્તો trading શું છે પહેલા આપણે એ જાણી લઈએ અને ધીરે ધીરે step by step આગળ વધીશું તો સૌથી પહેલા trading શું છે? trading અગર simple ભાષામાં વાત કરીએ તો વસ્તુની આપ લે એક વસ્તુ લીધી એના બદલા માં બીજી વસ્તુ આપણે આપી traditional way ની વાત કરીએ તો જુના જમાનામાં પણ barter system હતી જ્યાં એક વસ્તુ ના બદલામાં બીજી વસ્તુ આપણે લઈ શકતા હતા સમય જતો ગયો અને આપણે એને currency માં આપણે એનું diversification જોયું અને currency use કરીને આપણે વસ્તુની આપ લે કરીએ છીએ stocks માં પણ જ્યાંથી આપણે લે-વેચ કરીએ છીએ એને stock market કહેવાય છે અને same way આપને life માં પણ regular basis પર trading કરીએ જ છે for example તમે શાકભાજીવાળા પાસેથી શાકભાજી ખરીદો છો અને સામે તમે પૈસા આપો છો એ પણ trade જ થયો કોઈ service તમે hire કરો છો તેને પૈસા ચૂકવો છો અને service નો લાભ લો છો એક એ પણ એ પ્રકારનું trading થયું stock market ની વાત કરીએ તો આપણે shares લઈએ છે અને વેચે છે Stock Exchange પર broker મદદથી એને પણ trading જ કહેવાય તો આ રીતે આપણે trading ની પરિભાષા સમજ્યે છે

કે શોખ મય અંદર trading કેવી રીતે થાય છે એક નાની અમસ્તી અહિયાં story થી હું વાત કરીશ શ્યામ અને રામ એ મિત્ર હતા અને એમને એક stock પર focus કર્યું અને જે budget જે આવે છે એના પરથી એક મિત્રએ શ્યામ એ નક્કી કર્યું કે જે renewable energy પર government focus કરી રહી છે તો એને અદાની green નામના stock ને

બહુ clearly તમને idea આવી ગયો હશે કે stock trading કઈ રીતે થાય છે trading હવે દરેકને એક પ્રશ્ન આવતો હશે કે મારે પણ trading ચાલુ કરવું છે તો થોડીક ધીરજ રાખો

intraday ની વાત કરીએ તો તમે during the day મતલબ આખા દિવસની અંદર stock માં લે-વેચ કરો છો અને અને કોઈપણ carry forward નથી કરતા મતલબ કે બીજે દિવસ માટે લઈને નથી જતા તો intraday થઈ ગયું

અમુક મહિનાથી લાંબા ગાળા માટે તમે ઉભા રહો છો મતલબ બે મહિના ત્રણ મહિના છ મહિના પ્રકારનો holding તમે stock ની અંદર રાખો છો તો holding duration થી તમે identify કરી શકો છો પ્રકાર trading ના પ્રકાર તો આમાંથી

તો simple ભાષામાં વાત કરીએ તો price action ની અંદર આપણે એક special પ્રકારનો chart આવે છે candlestick તો candlestick ની અંદર total ચાર price જોવા મળે છે open high low and close આ ચાર price ની મદદ થી candlestick formation થાય છે અને charts આપણે study કરીએ છીએ candlestick ઘણા બધા પ્રકાર છે hemmer shooting star વગેરે વગેરે એનાથી પણ આપણે એક અંદાજો લઈ શકીએ છે કે bullish bearish reversal છે chart analysis ની વાત કરીએ તો chart ઘણા બધા પ્રકારની pattern હોય છે જેમકે triangle pattern hidden shoulder pattern છે reversal આપણે જોઈ શકીએ છે કે inverted Head and Shoulder pattern છે double bottom double top so continuation pattern reversal pattern બે પ્રકાર chart ની અંદર ઘણી બધી patterns જોવા મળે છે તો એને

price proper સમજીએ છીએ તો અને બીજી વાત કરીએ indicators ની તો indicators traders નું કામ બહુ simple કરે છે આપણે અગર જોઈએ તો indicator simply નામ પરથી સમજવામાં આવે છે કે indication આપે છે buy and sell simple, as a trader આપણે ને buy sell ના points જોઈએ exit અને entry point leading indicator ની વાત leading indicators માં કેવું છે તમને અરજી થોડોક early signals આપે જેમ કે તમને reversal જોવા મળે છે તો ફટાફટ તમને entry ત્યાં કરાવશે અને એ પ્રમાણે તમે એક લાભ લઇ શકો છો trend નો આવનાર trend

હવે વાત કરી આપણે lagging indicator શબ્દ છે સમજમાં આવે છે નામ પરથી જ કે lagging મતલબ કે મતલબ થોડું delay મતલબ થોડું late આપને entry કરાવશે પણ એને late entry કરાવશે ત્યાં આપણને એક strength મળે છે કે એક trend strong move મળી શકે છે એના time ને પણ જે પ્રકારના indicators ને આપને over indicator તો પણ accuracy થોડી ઓછી હોય છે તો અહીંયા પણ તમને આ થઈ શકે છે fall signal આપી શકે છે આ જેમ કે bollinger band moving averages legging indicator ના પ્રકાર છે તો આને પણ આપણે study કરી શકીએ છે તો hopefully આપને કાફી clarity આવી હશે trading system માટે trading system કઈ રીતે create થાય છે trader છો price action કરી શકો છો યા ફિર indicator ને use કરીને trading system generate કરી શકો છ તમને અંદર એક confidence boost થઈ ગયો હશે કે મારે હવે trading start કરવું છે તો wait તમારે આગળ trading start કરવું છે તો અમુક વસ્તુને ધ્યાનમાં રાખો પહેલા

so એમાં time આપવો જોઈએ અને ધીરે ધીરે પ્રયાસ ચાલુ રાખવો જોઈએ total ચાર વસ્તુ તમારે બહુ ધ્યાન રાખવી જોઈએ અગર trading માં તમારે આગળ વધવું છે સૌથી પહેલા તો તમારો broker એક trustworthy and reliable હોવા જોઈએ

ત્રીજું છે કે તમે trading income પર reliable ના રહો તમારે extra another source of income હોવી જોઈએ તમે salary job કરો છો side by trading કરી શકો છો તો solely trading profits પર અમે rely નહિ કરો otherwise pressure આવશે performance પર અને performance આવે નહિ ત્યારે pressure ની અંદર તો આ એક બહુ મોટો psychological point થઈ શકે અને

ખોટી ખોટી ઉતાવળ નહીં કરીએ તો આ ચાર point કાફી છે ધ્યાનમાં રાખવા જોઈએ તમારે વધારે હમ health એટલે આજકાલ આપણે જોઈ શકીએ છીએ કે આજકાલના માણસોનું આયુષ્ય પહેલાના માણસોના આયુષ્ય કરતા બહુ એટલે બહુ ઓછું થઈ ગયું છે. પહેલાના માણસોનું average આયુષ્ય સિત્તેર એશિ વર્ષનું હતું. અને આજકાલના માણસોનું average આયુષ્ય સાઈઠ સિત્તેર ના વચ્ચે છે. એનો

કારણસર અને પ્રદૂષણ તથા બહારના ખાવાના કારણે માણસોનું સ્વાસ્થ્ય અટવાયુ છે. આજકાલના જીવનમાં માણસો શહેરના લોકો એક